વેરિએબલ્સ ઇન પર્લ પરના સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે
આ ટ્યુટોરીયલમાં આપણે વેરીએબલ માં પર્લવિષે શીખીશું
હું વાપરી રહ્યી છું લીનક્સ ઓપરેટીંગ સીસ્ટમ ઉબુન્ટુ આવૃત્તિ 1204 અને પર્લ 5142 જે છે પર્લ રીવ્ર્જ્ન 5 આવૃત્તિ 14 અને સ્બ્વર્જ્ન 2 હું ગેડિટ ટેક્સ્ટ એડિટર પણ વાપરીશ
તમે તમારી ઈચ્છા અનુસાર કોઈ પણ ટેક્સ્ટ એડિટર વાપરી શકો છો
પર્લમાં વેરીએબલસ160 વેરીએબનો ઉપયોગ ટેક્સ્ટ સ્ટ્રીંગસનંબર અથવા અરેની વેલ્યુ સંગ્રહિત કરવા માટે થાય છે
એકવાર વેરીએબલને ડીકલેર કર્યા પછી થી સ્ક્રીપ્ટમાં તેનો ઉપયોગ વારમ વાર કરી શકાય છે
સ્કેલર એકજ વેલ્યુ રજૂ કરે છે અને તેને સ્કેલર્સ મા સંગ્રહિત કરવાય છે
સ્કેલર વેરીએબલને ચિન્હ વાપરીને ડીકલેર કરાવાય છે
ચાલો વેરીએબલ ડીકલેર કરીને જોઈએ
વેરીએબલ આપલે રીતે ડીકલેર કરી શકાય છે ડોલર પ્રાયોરિટી સેમિકોલોન પર્લમા વેરીએબલના નામ ના અનેક ફોરમેટ છે
વેરીએબલની શરુઆત અક્ષર અથવા અન્ડરસ્કૉર થી શરુ થાય છે
અને તેમાં અક્ષરોઆંકડા અન્ડરસ્કૉરો અથવા તો આ ત્રણેના મિશ્રણ હોય શકે છે
કેપિટલ અક્ષરમાં ડીકલેર કરેલા વેરીએબલોનો પર્લમા વિશિષ્ટ અર્થ હોય છે
તો કેપિટલ અક્ષરોને વેરીએબલ ડીકલેર કરતી વખતે ટાળો
હવે ટર્મિનલ ખોલો અને ટાઈપ કરો ગેડિટ વેરિએબલ્સ ડોટ પીએલ એમ્પરસેન્ડ એમ્પરસેન્ડ થી આપણે ટર્મિનલ પર કમાંડ પ્રોમ્પ્ટ ને અનલોક કરીએ છીએ હવે Enter દબાઓ
આ ગેડિટ ટેક્સ્ટ એડિટરમા વેરિએબલ્સ પલ ખોલશે
ડોટ પીએલ એ પર્લમા મૂળભૂત એક્સ્ટેંશન છે
ફાઈલ માં આપલે ટાઈપ કરો ડોલર પ્રાયોરિટી સેમિકોલોન અને Enter દબાઓ
તો આપણે પ્રાયોરિટી વેરીએબલ ડીકલેર કરી
ઉપયોગ કર્યા પહેલા વેરીએબલ ડીકલેર કરવાની જરૂર નથી
તમે તેને પોતાના કોડ માં વાપરી શકો છો
હવે પ્રાયોરિટી વેરીએબલ ને ન્યુંમેરીક્લ વેરીએબલ સોપીશું
આ કરવા અંતે ટાઈપ કરો ડોલર પ્રાયોરિટી સ્પેસ ઇક્વલ ટીઓ સ્પેસ ઓને સેમિકોલોન અને Enter દબાઓ
આગળ ટાઈપ કરો
પ્રિન્ટ સ્પેસ ડબલ ક્વોટ વેલ્યુ ઓએફ વેરિએબલ is ડોલર પ્રાયોરિટી સ્લેશ ન ક્લોઝ ડબલ ક્વોટ સેમિકોલોન અને એન્ટર દબાઓ
સ્લેશ ન એ ન્યુ લાઈન કેરેક્ટર છે
હવે કોઈ પણ જગ્યાએ variablesપીએલ ફાઈલ સેવ કરો
મારા કિસ્સા મા હું homeઅમોલ ડિરેક્ટરીમા સેવ કરીશહવે હું ફાઈલ સેવ કરીશ
હમણાં જે આપણે variablesપીએલ ફાઈલ બનાવી છે તેની પરમીશન બદલીએ
આ કરવા માટે ટાઈપ કરો ચમોડ 755 વેરિએબલ્સ ડોટ પીએલ આ ફાઈલને રીડરાઈટઅને એક્ઝીક્યુટ કરવાની પરવાનગી આપે છે
પર્લ સ્ક્રીપ્ટને કમ્પાઈલ કરવા માટે ટર્મિનલ પર ટાઈપ કરો પર્લ હાયફેન સી વેરિએબલ્સ ડોટ પીએલ હાયફેન સી સ્વીચ માટે પર્લ ક્મ્પ્લાઇલ થાય છે
સિન્ટેક્સ એરર માટે તપાસે છે
હવે Enter દબાઓ
આ આપણને કહે છે કે આપણી સ્ક્રીપ્ટમા કોઈ પણ એરર નથી
હવે પર્લ સ્ક્રીપ્ટ એક્ઝીક્યુટ કરવા માટે ટાઈપ કરો પર્લ વેરિએબલ્સ ડોટ પીએલ અને Enter દબાઓ
હાઈલાઈટ કર્યા પ્રમાણે આઉટપુટ દેખાશે
આપણે ડીકલેર કરેલા વેરીએબલને આપણે સ્ટ્રીંગ વેલ્યુ પણ આપી શકીએ છીએ
ટેક્સ્ટ એડિટર વિન્ડો પર પાછા જઈએ
ડોલર પ્રાયોરિટી ઇક્વલ ટીઓ ઓને તેની જગ્યા એ ટાઈપ કરો ડોલર પ્રાયોરિટી ઇક્વલ ટીઓ ઇન સિંગલ ક્વોટ હાઈ નોંધ લો કે અસાઇનમેન્ટને જમણી બાજુથી ડાબીએ મૂલ્યાંકન કરવામાં આવે છે
સ્કેલર કોઈ પણ પ્રકારના ડેટાને સંચિત કરી શકે છેસ્ટ્રીંગ અથવા નંબર
આ ફાઈલ સેવ કરો અને ફરીથી સ્ક્રીપ્ટ કમ્પાઈલ કરવા માટે ટાઈપ કરો
પર્લ હાયફેન સી વેરિએબલ્સ ડોટ પીએલ હવે Enter દબાઓ
આ આપણને કોઈ એરર નથી એમ કહે છે
સ્ક્રીપ્ટ એક્ઝીક્યુટ કરવા માટે ટાઈપ કરો પર્લ વેરિએબલ્સ ડોટ પીએલ અને Enter દબાઓ
આઉટપુટ આપેલ રીતે દેખાય છે
હવે ટેક્સ્ટ એડિટર વિન્ડો પર પાછા જઈએ
તમે સ્કેલરને બે અવતરણ ચિન્હ સ્ટ્રીંગમા પણ વાપરી શકો છો
ડોલર પ્રાયોરિટી બે અવતરણ ચિન્હમા સ્ટ્રીંગ ફાઈલ સેવ કરો અને બંદ કરો
ચાલો મલ્ટીપલ વેરીએબલ કેવી રીતે જાહેર કરવું તે શીખીએ
આ કરવા માટે ટેક્સ્ટ એડિટરમા નવી ફાઈલ ખોલો
ટર્મિનલ પર ટાઈપ કરો ગેડિટ મલ્ટિવર ડોટ પીએલ સ્પેસ એમ્પરસેન્ડ અને Enter દબાઓ
આ ટેક્સ્ટ એડીટરમાં મલ્ટિવર ડોટ પીએલ ફાઈલને ખોલશે
હવે ટાઈપ કરો ડોલર ફર્સ્ટવર કોમા ડોલર સેકન્ડવર સેમિકોલોન અને Enter દબાઓ
ડોલર ફર્સ્ટવર વેરીએબલની વેલ્યુ ડોલર સેકન્ડવર મા કોપી કરવામાટે ટાઈપ કરો ડોલર ફર્સ્ટવર સ્પેસ ઇક્વલ ટીઓ સ્પેસ ડોલર સેકન્ડવર સેમિકોલોન અને Enter દબાઓ
આ વેરીએબલ પર સરવાળોબાદબાકી ગુણાકાર ભાગાકાર કરી શકાય છે
ચાલો જોઈએ આ આપણે કેવી રીતે પર્લ વાપરીને પ્રાપ્ત કરીશું
ટેક્સ્ટ એડિટર પર જાઓ
અને હવે આ બંને વેરીએબલને 10 વેલ્યુ સોપોવા માટે ટાઈપ કરો
ડોલર ફર્સ્ટવર ઇક્વલ ટીઓ ડોલર સેકન્ડવર ઇક્વલ ટીઓ ટેન સેમિકોલોન અને Enter દબાઓ
હવે વેલ્યુ પ્રિન્ટ કરવા માટે ટાઈપ કરો
પ્રિન્ટ ડબલ ક્વોટ firstVar ડોલર ફર્સ્ટવર એન્ડ secondVar ડોલર સેકન્ડવર સ્લેશ ન ક્લોઝ ડબલ ક્વોટ સેમિકોલોન Enter દબાઓ
હવે ફાઈલ સેવ કરો
ચાલો હવે બે વેરીએબલમા વેલ્યુ ઉમેરીએ
આ કરવા માટે ટાઈપ કરો
ડોલર એડિશન સ્પેસ ઇક્વલ ટીઓ સ્પેસ ડોલર ફર્સ્ટવર પ્લસ સ્પેસ ડોલર સેકન્ડવર semicolonઅને Enter દબાઓ
નોંધ લો કે આપણે એડિશન વેરીએબલ ડીકલેર કર્યું નથી
ફરીથી એડિશન વેરીએબલની વેલ્યુ પ્રિન્ટ કરવા માટેટાઈપ કરો
પ્રિન્ટ ડબલ ક્વોટ એડિશન ઇસ ડોલર એડિશન સ્લેશ ન ક્લોઝ ડબલ ક્વોટ સેમિકોલોન આ ફાઈલ સેવ કરો
ફરીથી ફાઈલ કમ્પાઈલ કરવા માટે ટર્મિનલ પર ટાઈપ કરો
પર્લ હાયફેન સી મલ્ટિવર ડોટ પીએલ અહી કોઈ પણ સિન્ટેક્ષ એરર નથી તો આપણે સ્ક્રીપ્ટ એક્ઝીક્યુટ કરી શકીએ છીએ
તે માટે ટાઈપ કરો પર્લ મલ્ટિવર ડોટ પીએલ આ હાઈલાઈટ તરીકે આઉટપુટ રજુ કરે છે
તેજ રીતે બાદબાકીગુણાકારઅને ભાગાકાર નો પ્રયાસ કરો
મેં અહી કોડ લખ્યો છે
ચાલો હવે ફાઈલને સેવ કરો અને બંદ કરો
હવે ફાઈલ કમ્પાઈલ કરવા માટે ટાઈપ કરો પર્લ હાયફેન સી મલ્ટિવર ડોટ પીએલ કોઈ પણ સિન્ટેક્ષ એરર નથી
આપણે પર્લ મલ્ટિવર ડોટ પીએલ તરીકે સ્ક્રીપ્ટ એક્ઝીક્યુટ કરી શકીએ છીએ
એક્ઝીક્યુટ કરવા પર આઉટપુટ આવું દેખાશે
આ આપણને ટ્યુટોરીયલના અંતમા લઇ જશે
આ ટ્યુટોરીયલ માં આપણે શીખ્યા પર્લમા સ્કેલર વેરિએબલ્સ ડીકલેર અને વાપરતા
અસાઈનમેન્ટ નંબર વેરીએબલ ડીકલેર કરો
તેને 10 વેલ્યુ સોપો
ડીકલેર કરેલ વેરીએબલને પ્રિન્ટ કરો
બે સ્ટ્રીંગ વેરીએબલ ડીકલેર કરો
નમસ્તે અને ઇન્ડિયા આ વેલ્યુ તેમને સોપો
એક પછી એક વેરીએબલ પ્રિન્ટ કરો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
તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે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
વધુ વિગતો માટે contactspoken tutorialorg પર લખો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
જોડાવા બદલ આભાર